દુકાન બહુ મોટી છે દુકાનનું નામ જય ગુજરાત ફરસાન કાઠીયાવાડી સુરતી ફરસાન છે.

કેન્દ્રની રાઈટ સાઈડ બાજુ દિવાલ પર નુસી પણ લખેલો જોવાય છે.

એના બાજુમાં લેપટોપ અને સી_પી_યુ પણ જોવામાં આવ્યો છે.

ટેબલ પર એક રીમોટ પણ અને ટેલીફોણ પણ મુકેલો છે અને એક ત્યાં કુરશી છે.

અહીં એક બઉ મોટો મંડપ જોવામાં આવ્યો છે.

આ દુકાનમાં કાચના ફ્રિજ માં કઈ પ્રકારોના કેક જોવામાં આવે છે.

લેફ્ટ બાજુના દિવાલ પર કંટીન્યુઈંગન ધ વર્ડસ ઓફ જીસસ પીસફૂલી સિમ્પલી ટુ ગેધર લખેલું છે.

નદીના આજુબાજુ બો બધા હરા રંગનું વૃક્ષ પણ જોવામાં આવ્યો છે.

લેબોરેટ્રી માટે સફેદ રંગની ટેબલ અને કુર્સી પણ છે.

ફૂડ ટ્રક પર બર્ગર ફ્રેન્કી નું ચિત્ર બનેલું છે.

રોડ ના લેફ્ટ બાજુ અપાર્ટમેન્ટ કે બંગલા જોવામાં આવ્યો છે.

વેલ ના બાજુમાં બિજલીના ખંભા અને તાર પણ જોવાય છે.

દિવાલ પર ફાયર એક્સિડ્યુશન પર જોવામાં આવ્યો છે.

અહીં એક ચિકન રેસ્ટોરેન્ટ જોવામાં આવ્યો છે.